ને પીળા કલર ના જે વસ્ત્રથી ડેકોરેશન કરવામાં આવ્યું છે ખૂબ જ રમણીય દેખાય છે.

ઉપરથી જે પાણી નીચે પડે છે એ ખૂબ જ રમણીય અને આનંદ પૂરું પાડે એવું દ્રશ્ય ઉભું કરે છે.

દ્રશ્ય ચોમાસાનો જણાય છે જેમાં ખૂબ જ હરિયાલી દર્શાવવામાં આવી છે.

નાના-નાના છોડવાઓ પણ એટલા જ સુંદર દેખાય છે આ વાતાવરણ ખૂબ જ રમણીય અને સુંદર લાગે--

અહીં જે ફર ફરવા આવે તે વ્યક્તિઓ માટે બેસવાની સુવિધાઓ કરવામાં આવી છે.

સફેદ રંગનું છે અને આગળના કાચ પર કાળા રંગના શેડ લગાવવામાં આવ્યો છે.

લીલુછમ વાતાવરણ દેખાય છે પથરાઓને પસાર થઈને પાણી વહી રહ્યું છે.

રંગોથી રક્ષણ આપવા માટે મૂકવામાં આવ્યા હોય એવું લાગે છે ત્યાં જ સિમેન્ટ ના પ્લેટફોર્મ અને સીડીઓ પણ દેખાય છે.

ચિત્રમાં એક પ્રાચીન ગુફા સમૂહ અને પથ્થરમાં કોતરાયેલા એસી ઐતિહાસિક સ્થળ દેખાઈ રહ્યું છે.

આ દ્રશ્ય બજાર નો લાગે છે જેમાં વિવિધ પ્રકારની નાની મોટી દુકાનો આવેલી છે.

બાજુમાં બે ત્રણ બાઈક પાર્ક કરેલી છે મધ્ય ભાગમાં લીલાછમ ઘાસ અને જાડો થી ઘેરાયેલું ઘર અથવા નાનું બિલ્ડીંગ જોવા મળે છ --